લીબરઓફીસ ઈમ્પ્રેસ પ્રેઝન્ટેશનને કેવી રીતે છાપવું એટલેકે પ્રિન્ટ કરવું તે શીખવાડતા આ મૌખિક ટ્યુટોરીયલમાં સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં આપણે છાપવાના વિવિધ વિકલ્પો વિશે શીખીશું સ્લાઇડ્સ હેન્ડઆઉટ્સ નોટ્સ એન્ડ આઉટલાઇન અહીં આપણે ઉબન્ટુ લિનક્સ ૧૦૦૪ અને લીબરઓફીસ સ્યુટ આવૃત્તિ ૩૩૪ વાપરી રહ્યા છીએ
એવો સમય ઘણી વાર આવે છે જ્યારે તમને તમારા પ્રેઝન્ટેશનની કાગળ ઉપર નકલ લેવાની જરૂર પડે
ઉદાહરણ તરીકેપાછળથી સંદર્ભ માટે તમને તમારા પ્રેઝન્ટેશનની નકલો તમારા શ્રોતાઓને આપવાની જરૂર પડે
તો પ્રથમ ચાલો બે વખત ક્લિક કરી આપણું પ્રેઝન્ટેશન ઉદાહરણ ખોલીએ
તમારી સ્લાઇડ્સને છાપવા માટે ફાઈલ અને પ્રિન્ટ પર ક્લિક કરો
વૈકલ્પિક રીતે આપણે Ctrl અને પ કળો સાથે દબાવી પણ કરી શકીએ છીએ
જનરલ અને ઓપ્શન્સ ટેબ હેઠળના સુયોજનો વિશે જાણવા માટે લીબરઓફીસ રાઈટર શ્રેણીમાં ડોક્યુમેન્ટ કેવી રીતે છાપવા તે પરના ટ્યુટોરીયલ જુઓ
જનરલ ટૅબમાં પ્રિન્ટ હેઠળ ડોક્યુમેન્ટ ક્ષેત્રમાં આપણે વિવિધ વિકલ્પો જોઈ શકીએ છીએ જે ઈમ્પ્રેસમાં અલગ છે
આ વિકલ્પો આપણને આપણી સ્લાઇડ્સ જરૂરી ફોરમેટમાં છાપવા માટેની પરવાનગી આપે છે સ્લાઇડ્સ હેન્ડઆઉટ્સ નોટ્સ એન્ડ આઉટલાઇન
આપણે સ્લાઇડ્સ વિકલ્પ પસંદ કરીશું
હવે ચાલો લિબ્રિઓફિસ ઇમ્પ્રેસ ટેબ પર ક્લિક કરીએ
અહીં તમે સ્લાઇડના ભાગને જે તમે છાપવા ઈચ્છો છો તે તેમજ પ્રિન્ટ રંગો અને કદ પસંદ કરી શકો છો
કન્ટેન્ટ હેઠળ ચાલો સ્લાઇડ નામે દાતે અને ટાઇમ અને હિડન પેજેસ પસંદ કરીએ
જેમ લખાણ વર્ણવે છે આ સ્લાઇડ નામ તારીખ અને સમય અને છુપાયેલા પૃષ્ઠો જો કોઈ હોય તો તે છાપશે
પછી કલર હેઠળ ચાલો ગ્રેસ્કેલ પસંદ કરીએ
જેમ લખાણ વર્ણવે છે અન્ય વિકલ્પો સ્લાઇડને તેના મૂળ રંગ અથવા કાળા અને સફેદ રંગમાં છાપશે
અને સાઇઝ હેઠળ ચાલો ફિટ ટીઓ પ્રિન્ટેબલ પેજ પસંદ કરીએ
તમે તમારી જાતે લિબ્રિઓફિસ ઇમ્પ્રેસ ટેબ માં બીજા સાઈઝ વિકલ્પોનું સંશોધન કરી શકો છો
પ્રિન્ટ લેવા માટેના હેતુના આધાર ઉપર પેજ લેઆઉટ ટૅબમાં વિવિધ વિકલ્પો શક્ય છે
ધારો કે તમે પ્રિન્ટઆઉટના સમાન પૃષ્ઠમાં ઘણી સ્લાઇડ્સ ઈચ્છો છો
તો શીટ દીઠ પૃષ્ઠ પસંદ કરો
મૂળભૂત રીતે તે ૧ પૃષ્ઠ પર ૧ સ્લાઇડ છાપે છે
અહીં પૃષ્ઠનું નાનું પૂર્વદર્શન છે
નીચે આવતા તીર પર ક્લિક કરો અને પૃષ્ઠોની સંખ્યા જે તમે ૧ પૃષ્ઠ ઉપર પ્રિન્ટ કરવા ઈચ્છો છો તે પસંદ કરો
જો આપણે 2 પસંદ કરીએ તો પૂર્વદર્શનમાં આપણે 2 પૃષ્ઠો જોઈ શકીએ છીએ
જો આપણે 6 પસંદ કરીએ તો પૂર્વદર્શનમાં આપણે 6 પૃષ્ઠો જોઈ શકીએ છીએ
દ્રવ એ બોર્ડર અરાઉન્ડ ઇચ પેજ વિકલ્પ પર ચેક કરવાથી તે પ્રિન્ટ કરતી વખતે દરેક પૃષ્ઠની આસપાસ કાળી બોર્ડર દોરે છે
આ પૃષ્ઠને વધુ આકર્ષિત બનાવે છે
આગામી વિકલ્પ બ્રોચર છે જે આપણને સ્લાઇડ્સને સરળ બાઇન્ડિંગ માટે બ્રોશરો તરીકે છાપવા માટેની પરવાનગી આપે છે
જો કે આ કિસ્સામાં આપણે આ વિકલ્પ પસંદ ન કરીશું
તમે આ વિકલ્પ પોતાની જાતે તપાસ કરી શકો છે
ખાતરી કરો કે ઓપ્શન્સ ટેબમાં બધા ચેક બોક્સ ચકાસાયેલ ન હોય
આ ચેક બોક્સ ખાસ હેતુ માટે છે જેની આપણે આ ટ્યુટોરીયલ ચર્ચા ન કરીશું
હવે પ્રિન્ટ બટન પર ક્લિક કરો
જો પ્રિન્ટર યોગ્ય રીતે રૂપરેખાંકિત થયેલ હોય તો પ્રિન્ટરએ હવે છાપવાનું શરૂ કરવું જોઈએ
આગળ ચાલો હેન્ડઆઉટ વિકલ્પ વિષે શીખીએ
ફાઇલ અને પ્રિન્ટ પર ક્લિક કરો
અને જનરલ ટેબમાં પ્રિન્ટ હેઠળ ડોક્યુમેન્ટ ક્ષેત્રમાં હેન્ડઆઉટ પસંદ કરો
મૂળભૂત રીતે ત્યાં એક પૃષ્ઠ પર 4 સ્લાઇડ્સ છે અને મૂળભૂત ક્રમ ડાબે થી જમણી તરફ અને પછી નીચે છે
આ પ્રસ્તુતિકરણ માટે આમાં બદલાવ ન કરો
આ લિબ્રિઓફિસ ઇમ્પ્રેસ ટેબમાં તમે જોશો કે માપ વિકલ્પો નિષ્ક્રિય કરેલ છે
કારણ એ છે કે પ્રિન્ટનું માપ શીટમાં સ્લાઇડ્સની સંખ્યા અને શીટની સંખ્યા દ્વારા નક્કી થાય છે
હવે પ્રિન્ટ બટન પર ક્લિક કરો
જો પ્રિન્ટર યોગ્ય રીતે રૂપરેખાંકિત થયેલ હોય તો પ્રિન્ટરએ હવે છાપવાનું શરૂ કરવું જોઈએ
પ્રથમ સ્લાઇડ પર જાઓ અને નોટ્સ ટેબ પર ક્લિક કરો
અહીં આપણે નોંધમાં થિસ ઇસ એ સેમ્પલ નોટ લખીશું
તમારી નોંધો જે તમે તમારી સ્લાઇડ્સ માટે લખેલ હતી તે પ્રિન્ટ કરવા માટે ફાઇલ અને પ્રિન્ટ પર ક્લિક કરો
જનરલ ટૅબમાં પ્રિન્ટ હેઠળ ડોક્યુમેન્ટ ક્ષેત્રમાં નોટ્સ વિકલ્પ પસંદ કરો
ડાબી તરફ પૂર્વદર્શન પૃષ્ઠ જુઓ
તમે લખેલ નોંધ સ્લાઇડના તળિયે બતાવે છે
હવે લિબ્રિઓફિસ ઇમ્પ્રેસ ટેબ પર ક્લિક કરો
નોંધ લો કે સાઈઝ વિકલ્પો નોંધો પ્રિન્ટ કરતી વખતે ઉપલબ્ધ નથી
હવે પ્રિન્ટ બટન પર ક્લિક કરો
જો પ્રિન્ટર યોગ્ય રીતે રૂપરેખાંકિત થયેલ હોય તો પ્રિન્ટરએ હવે છાપવાનું શરૂ કરવું જોઈએ
અંતે પ્રસ્તુતિકરણ દરમિયાન ઝડપી સંદર્ભ માટે સ્લાઇડ્સ ની રૂપરેખા છાપવા માટે ફાઇલ અને પ્રિન્ટ પર ક્લિક કરો
જનરલ ટૅબમાં પ્રિન્ટ હેઠળ ડોક્યુમેન્ટ ક્ષેત્ર માં આઉટલાઇન વિકલ્પ પસંદ કરો
ડાબી તરફ પૂર્વદર્શન પૃષ્ઠ જુઓ
તે રૂપરેખા અથવા સ્લાઇડના શિર્ષકો અને પેટા પોઈન્ટ સાથે તમારી સ્લાઇડ્સ ના ક્રમ બતાવે છે
હવે લિબ્રિઓફિસ ઇમ્પ્રેસ ટેબ પર ક્લિક કરો
ફરી એક વાર નોંધ લો રૂપરેખા છાપતી વખતે સાઈઝ વિકલ્પો ઉપલબ્ધ નથી
હવે પ્રિન્ટ બટન પર ક્લિક કરો પ્રિન્ટર યોગ્ય રીતે રૂપરેખાંકિત થયેલ હોય તો પ્રિન્ટરએ હવે છાપવાનું શરૂ કરવું જોઈએ
આ સાથે આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે જ્યાં આપણે આ વિષે શીખ્યા પ્રિન્ટીંગ સ્લાઇડ્સ હેન્ડઆઉટ નોટ્સ અને આઉટલાઈન
આ ક્મ્પ્રીહેન્સીવ અસાઈન્મેન્ટનો પ્રયાસ કરો
એક નવું પ્રસ્તુતિકરણ બનાવો
માત્ર બીજી સ્લાઇડ છાપો
પ્રથમ ચાર સ્લાઇડ્સ હેન્ડઆઉટ તરીકે છાપો
આ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ
તે મૌખિક ટ્યુટોરીયલ પ્રોજેક્ટનું સારાંશ આપે છે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
મૌખિક ટ્યુટોરીયલ યોજનાનું જૂથ મૌખિક ટ્યુટોરિયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે
જે લોકો ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપવામાં આવે છે
વધુ વિગતો માટે contactspoken tutorialorg ઉપર સંપર્ક કરો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
વધુ માહિતી આના ઉપર ઉપલબ્ધ છે httpspoken tutorialorgNMEICT Intro આ ટ્યુટોરીયલ ડેસીક્રુ સોલ્યુશન્સ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા યોગદાન થયેલ છે
આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર અને રેકોર્ડીંગ કરનાર હું કૃપાલી પરમાર વિદાય લઉં છું